નમસ્તે મિત્રોOverview ઓએફ જીચેમ્પેઇન્ટ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું બધી યુટીલીટી ફાઈલ્સ સાથે જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરવું
જીચેમ્પેઇન્ટ ના મેનુબાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવી
જીચેમ્પેઇન્ટ ના યુજર મેન્યુઅલ વાપરવું
જીચેમ્પેઇન્ટ ની વિવિધ યુટીલીટી સોફ્ટવેરો વાપરવા
અને આપણે જીચેમ્પેઇન્ટ અને જમોલ વચ્ચેના તફાવતો પણ જોશું
જીચેમ્પેઇન્ટ દ્વારા બનાવેલ સ્ટ્રક્ચરને ઝડપથી જોશું
આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 01210
જીચેમકાલ્ક આવૃત્તિ 01210
gchem3ડી આવૃત્તિ 01210
જીચેમ્ટેબલ આવૃત્તિ 01210
જમોલ એપ્લિકેશન આવૃત્તિ 1222 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ઉચ્ચ શાળાનું રસાયણશાસ્ત્ર જ્ઞાન અને અને ઈન્ટરનેટનું જોડાણ
ચાલો જોઈએ જીચેમ્પેઇન્ટ શું છે
જીચેમ્પેઇન્ટ એ ગ્નોમ 2 ડેસ્કટોપ માટે 2ડી કેમિકલ સ્ટ્રક્ચર એડિટર છે
જીચેમકાલ્ક gchem3ડી અને જીચેમ્ટેબલ આ તેની યુટીલીટી ફીચર છે
જીચેમ્પેઇન્ટ એ ફક્ત લીનક્સ ઓસ પર જ ઉપલબ્ધ છે
જીચેમ્પેઇન્ટ ને ગ્નોમ કેમિસ્ટ્રી યુટિલ્સ મા સમાવિષ્ટ કર્યું છે
જીચેમ્પેઇન્ટ અને તેની તેની બધી યુટીલીટી ફાઈલો સિનેપ્ટિક પેકેજ મેનેજર દ્વારા ઉબ્નટુ લીનક્સ પર ઇન્સ્ટોલ કરાય છે
સિનેપ્ટિક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી માટે
કૃપા કરીને અમારી વેબ સાઈટ પર લિનક્સ ની શ્રેણીનો સંદર્ભ લો
કૃપા કરીને સિનેપ્ટિક પેકેજ મેનેજર વિન્ડોમા આ યુટીલીટી તપાસો
જીચેમ્પેઇન્ટ લિબ્ગકુ0 gcu પ્લગઇન libgcu ડીબીજી gcu બિન હવે આપણે યુઝર મેન્યુઅલ વિષે જોશું
યુજર મેન્યુલ જીચેમ્પેઇન્ટ અને તેમની યુટીલીટી કેવી રીતે વાપરવી તે થોડાક મા બતાવીશ
જીચેમ્પેઇન્ટ ના યુજર મેન્યુલ આ httpgchemutilsnongnuorgpaintmanualindexhtml લીંક પર ઉપલબ્ધ છે
જીચેમ્પેઇન્ટ ના મેનુબાર અને તેની બધી યુટીલીટી ઉબ્નટુ ડેસ્કટોપ મેનુબાર પર દેખાશે
આ જીચેમ્પેઇન્ટ નું ટુલ બોક્ક્ષ છે
આપણે જુદા જુદા ટુલનો ઉપયોગ સ્ટ્રક્ચરો દોરવા માટે કરીશું
કરંટ એલિમેન્ટ બદલવા માટે ટૂલબોક્સ પીરિયોડિક ટેબલ ધરાવે છે
ટૂલ બોક્સમાં થી વિવિધ ટૂલો વાપરીને અહી જુદા જુદા સ્ટ્રક્ચર બનાવ્યા છે
આ ટૂલો વાપરીને વિવિધ સ્ટ્રક્ચરો કેવી રીતે બનાવવા તે હું તમને આગળની શ્રેણીમા સમજાવીશ
હવે હું જીચેમ્પેઇન્ટ ના યુટીલીટી સોફ્ટવેર વિષે ચર્ચા કરીશ
આ કેમિકલ કેલ્ક્યુલેટર વિન્ડો છે
હું સર્ચબાર મા c3હ8 ટાઈપ કરીશ અને Enter ડબાઓ
આ વિન્ડો પ્રોપેનની વિગતો અને આઇસોટ્રોપિક પેટર્ન બતાવે છે આ gchem3ડી વિન્ડો છે
આ જીચેમ્પેઇન્ટ મા બનાવેલ 2ડી સ્ટ્રક્ચરોને 3ડી મોડેલો મા બતાવે છે
જીચેમ્પેઇન્ટ ની નવી આવૃત્તિ અણુને 3ડી ઘાટ આપી વધુ સારી રીતે બતાડે છે
આ જીચેમ્ટેબલ વિન્ડો છે
આ એલિમેન્ટનો પીરિયોડિક ટેબલ અને તેના ટ્રેન્ડસ ધરાવે છે
જીચેમ્પેઇન્ટ નું હજુ એક વિશિષ્ટ ફીચર છે
જીચેમ્પેઇન્ટ મા બનાવેલ 2ડી સ્ટ્રક્ચરોને આપણે જમોલ એપ્લિકેશન મા 3ડી સ્ટ્રક્ચરો તરીકે જોઈ શકીએ છીએ
3ડી સ્ટ્રક્ચરો ને જોવા માટે જીચેમ્પેઇન્ટ ફાઈલો mol ફોરમેટમા સંગ્રહવું જોઈએ
જમોલ એપ્લિકેશન વિષે થોડાક માપરિચય
આ મુક્ત અને ઓપન સોર્સ મોલિક્યુલર વ્યૂઅર છે
કેમિકલ સ્ટ્રક્ચરો ને 3 પરિમાણીય મોડેલો બનાવવા અને જોવા માટે વપરાય છે
આ પ્રોટીન્સ પ્રોટીનસ અને મેક્રોમોલિક્યુલ્સ મેક્રો મોલેક્યુલ્સ ને જોવા માટે વપરાય છે
જમોલ એપ્લિકેશન ના ની શ્રેણીની વધુ વિગતો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
જીચેમ્પેઇન્ટ શ્રેણીમા આપણે આપેલ ફીચરો શીખીશું
ટેમ્પલેટ્સ અને રેસિડ્યુઝ ના ઉપયોગ
મોલિક્યુલ્સ અને બોન્ડ્સ બનાવવા
એરોમેટિક મોલિક્યુલર સ્ટ્રકચર્સ એરોમેટિક મોલેક્યુલર સ્ટ્રક્ચર ઓર્બિટલ ઓવરલેપ ઓર્બિટલ ઓવરલેપ રેઝોનન્સ સ્ટ્રકચર્સ રીજ્નંસ સ્ટ્રક્ચર 3ડી સ્ટ્રકચર્સ જોવા પીરિયોડિક ટેબલ ટ્રેન્ડસ જોવા સારાંશ મા
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા જીચેમ્પેઇન્ટ ને તેની બધી યુટીલીટી ફાઈલો સાથે ઇન્સ્ટોલ કરતા
જીચેમ્પેઇન્ટ ના મેનુ બાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવા
જીચેમ્પેઇન્ટ ના યુજર મેન્યુઅલ વાપરવા
જીચેમ્પેઇન્ટ ની યુટીલીટી સોફ્ટવેર વાપરવું
જીચેમ્પેઇન્ટ અને જમોલ એપ્લિકેશન વચ્ચેના સંબંધો વિષે
તેમજ આપણે જીચેમ્પેઇન્ટ મા વિવિધ સ્ટ્રક્ચરો બનાવવા પર પણ ઝડપી નજર ફેરવી
આ વિડીયોમા તમને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ મળશે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર